બાજુમાં બેન્ક ઑફ બરોડા છે અને એકટીવા ઓ પણ મૂકી છે.

કાચનો દરવાજો છે અંદર ગોઠવેલા ખુરશી અને ટેબલ પણ દેખાય છે.

દરવાજો એનો કાચનો છે અને અંદર અલગ-અલગ પ્રકારની અલગ-અલગ બ્રાન્ડ ની ગાડીઓ મૂકવામાં આવી છે જે એકદમ નવી છે.

સાઈડમાં ડસ્ટબીન પણ મૂકી છે આ ખાવાની દુકાન હોય એવું લાગે છે.

બિલ્ડીંગ નો આકાર ખૂબ જ સરસ છે અને દૂર જોવા જઈએ તો ઘણા બધા લોકો અને માણસો પણ દેખાય છે.

સાઈડ માં નજર પડે તો રેલ્વે સ્ટેશન ના ટ્રેક પણ છે જેના ઉપર ટ્રેન ચાલી રહી છે.

ચિત્રમાં બેન્ચીસ દેખાય છે એક ક્લાસરૂમ નો ફોટો હોય એવું લાગે છે.

બે ત્રણ માણસો બાહર ઉભા પણ છે અને રાતનો સમય છે.

જેમાં વિવિધ પ્રકારના ફૂલો અને અલગ અલગ ઝાડ-પાન લાગેલા છે.

અને ઘરને જાણે કે વૃક્ષોએ ઘેરી લીધા હોય એવા ખૂબ જ ઝાડ પાન છે.

ટેબલ અને બે નાના સ્ટૂલ પણ દેખાય છે બ્રાઉન કલર ના જ્યાં લોકો બેસી શકે અને નાના-નાના ફ્લાવર પોટ્સ કે પ્લાન્ટ પોટ્સ પણ છે સાઇડ પર.

આગળ કાઉન્ટર પાસે ક્રિસ્પી કોન્સ એમ કરીને ઘણાં બધા કોન મૂકવામાં આવ્યા છે.

ઉપર પંખાઓ છે અને સામે વાઈટ કલર નું બોર્ડ છે જેના ઉપર માર્કર થી લખી શકાય છે.

ઉપર સીલીંગ છે ત્યાં એક ટ્યુબલાઈટ લગાવવામાં આવી છે અને ઘણા બધા ગોળ થાંભલાઓ દેખાય છે.